એક બિલ્ડીંગ છે બિલ્ડિંગ નો ગેટ દેખાય છે ગેટ પાસે બે ફ્લાવર ના કુંડ પૈડા છે.

આ ફ્લાવર વાસ લગાડેલા છે સિડી પર લાલ કાર્પેટ લગાડી છે. ગેટ ને બહુ સરસ ફૂલોથી શણગારેલો છે.

એક બસ સ્ટેશન છે જેમાં બહુ બધા પેસેન્જર બેસેલા દેખાય છે.

એક છોકરો અને એની મમ્મી થેલામાંથી સામાન કાઢે છે પાછળ બસ ઊભી છ--

ઉપર ટેરેસ છે બાલ્કની જેવું ફ્લોરિંગ છે.

સાયકલ પર મારા ખ્યાલથી ટિફિન ની થેલીઓ છે.

એક બસ સ્ટોપ છે જ્યાં પૂર આઈવું છે. પાણી ભરાઈ ગયું છે. માણસો પેન્ટ ઉપર કરીને ચાલે છે. ગાડી ના ટાયર ડૂબી ગયા છે.

બસ ના પણ અડધા ટાયર ડૂબી ગયા છે પાછળ રેડ કલર નું બિલ્ડીંગ છે જેના ઉપર રૂટનું પોસ્ટર લગાડેલું છે.

પાછળ દીવાલ છે બારી છે થેલી લટકે છે.

ફેન લગાડ્યો છે દીવાલો ઉપર સ્ટીકર છે બહુ સરસ લાઈટિંગ છે બે ફેન છે.

પોન્ડ માં ઝાડનું રિફ્લેક્શન આવે છે. ટાઇગર મોટો છે ઉપર એક સીડી પણ છે.

પાછળ સેલ મી સુપર સેલ નું બોર્ડ મારેલું છે જીમ નાં અંદર લોકો કસરત કરી રહ્યા છે.

એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે જેમાં બઉ બધા જેન્ટસ ના કપડા હેંગર માં લટકેલા છે રેડ કલર નું જેકેટ છે.

યલો અને ગ્રે કલર ના પીલો રાખ્યા છે બાર બાંબૂ આગળ બાંબૂ ની ટીપાય --

પણ છે જેના ઉપર સોલ્ટ પેપર રાઈખુ છે સામે બીજી ચેર છે પાછળ એક બુલ્બુ --

બોર્ડ મારેલું છે પાછળ સ્ટેશન છે. બ્રિજ દેખાય છે કોઈ માણસ નથી સીડી ઉભી રાખેલી છે.

જેનો બ્લેક ગ્રીન પ્લસ વાળો લોગો છે.

એક લેડી ત્યાંથી જઈ રહી છે એનિમલ ડ્રો કરેલું છા --

ઝાડ છે જંગલ છે થોડો થોડો પાણીનો ધોધ જાય છે.

શાક વાળાની દુકાન છે બાસ્કેટ માં ટામેટા છે કેળા છે.

કોબી છે પણ કાળા કલર સફેદ ગ્રે કલર ની છે કાંદા દેખાય છે.

રેડ કલર નો શર્ટ પેરીને ચશ્મા વાળો માણસ વાળ કાપે છે ઉપર --

ટી_વી લાગેલુ છે ભગવાનના ફોટા મુકેલા છે એ_સી લાગેલુ દેખાય છે.

મોબાઈલ છે હેડફોન છે બે ટી_વી છે એક ડોલ છે.